ખૂણા અને ત્રિકોણો પરના આ જિયોજેબ્રા ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
જો તમે જિયોજેબ્રા નો ઉપયોગ પ્રથમ વખત કરી રહ્યા છો તો સ્પોકન ટ્યુટોરીયલની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ ઇન્ટ્રોડક્શન ટીઓ જિયોજેબ્રા ટ્યુટોરિયલ જુઓ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
આ ટ્યુટોરીયલનો ઉદ્દેશ એ છે કે જિયોજેબ્રા ની મદદથી ત્રિકોણના આંતરિક ખૂણાનો સરવાળો હંમેશા 180 ડિગ્રી થાય તેની ખાતરી કરવું
આ ટ્યુટોરીયલમાં આપણે પોલિગોન એન્ગલ અને ઇન્સર્ટ ટેક્સ્ટ ટુલોનો ઉપયોગ કરતા શીખીશું
હવે પ્રથમ પોલિગોન ટુલ પસંદ કરો
બહુકોણ દોરવા માટે આ કિસ્સામાં ટ્રાયેંગલ ડ્રોઈંગ પેડ પર ક્લિક કરીને ત્રણ શિરોબિંદુઓ પસંદ કરો
પછી પ્રથમ શિરોબિંદુ પર ક્લિક કરો
ત્રિકોણના આંતરિક ખૂણાને માપવા માટે એન્ગલ ટુલ પસંદ કરો
તમે બે રીતે કોણ માપી શકો છો
દક્ષિણાવર્ત ત્રણે શિરોબિંદુઓ એ બી પછી સી પર ક્લિક કરો આ અલ્ફા નામનો કોણ એબીસી ને માપે છે
બીજો માર્ગ એ છે કે કોણ બનાવતા રેખાખંડ ને પસંદ કરો
ખંડ એ અને ખંડ બી પસંદ કરો આ વખતે વામાવર્ત બીટા નામનો કોણ બીસીએ મળશે
એ જ રીતે કેબ જે કોણ ગામા માપશે
નોંધ લો કે બધા ખૂણાઓ ગ્રીક મૂળાક્ષરો ના રૂપમાં પ્રમાણભૂત ગાણિતિક પરંપરા અનુસાર નામિત થયેલ છે
અને જો તમે શિરોબિંદુઓ વામાવર્ત એટલે કે સી બી એ ની જેમ પસંદ કરો તો પછી બહિષ્કોણ માપવામાં આવે છે
તમારા ડ્રોઈંગ પેડમાં ટેક્સ્ટ ઉમેરવા માટે ઇન્સર્ટ ટેક્સ્ટ ટુલ નો ઉપયોગ કરો
પછી ડ્રોઈંગ પેડ પર ગમે ત્યાં ક્લિક કરો ટેક્સ્ટ વિન્ડો દેખાશે
હવે કોણ એબીસી પ્રદર્શિત કરવા માટે હું લખીશ ડબલ અવતરણ ચિહ્ન અંદર એન્ગલ એબીસી અવતરણ ચિહ્ન બંધ ઉમેરો અને અલ્ફા ઉપર ક્લિક કરો
ઓક પર ક્લિક કરો
તેથી મને કોણ એબીસી ની વેલ્યુ મળી છે
એ જ રીતે અંકગણિત કરવા માટે ત્રિકોણના આંતરિક ખૂણાના સરવાળા ને દર્શાવવા માટે ઇન્સર્ટ ટેક્સ્ટ ટુલ પર ક્લિક કરો અહીં ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો અને ડબલ અવતરણ ચિહ્નમાં લખો સુમ ઓએફ થે ઇન્ટિરિયર એન્ગલ્સ ઓએફ ટ્રાયેંગલ એબીસી ડબલ અવતરણ ચિહ્ન બંધ કરો પ્લસ કૌશ ખોલો alpha બેટા ગામમાં કૌશ બંધ કરો
અને ઓક પર ક્લિક કરો
હવે તમે જુઓ સરવાળો દર્શાવવામાં આવેલ છે
આગળ ચાલો મૂવ ટુલ પસંદ કરો અને ફ્રી ઓબ્જેક્ટો ને ખસેડો આ કિસ્સામાં શિરોબિંદુઓ એ બી અથવા સી છે અને તમે નોંધ લેશો કે આંતરિક ખૂણા નો સરવાળો હંમેશા 180 ડિગ્રી થાય છે
આ પાઠમાં મારો પસંદગી નો ભાગ એ બતાવવાનો છે કે કેવી રીતે જ્યારે ત્રણ શિરોબિંદુઓ એક સીધી રેખા પર હોય છે તો બે આંતરિક ખૂણાઓ શૂન્ય થઇ જાય છે અને ત્રીજો એક સીધા કોણ ની જેમ 180 ડિગ્રી બની જાય છે
આગળ આપણે બે વધુ વસ્તુઓ શીખીશું ડ્રોઈંગ પેડની પ્રોપેરટીશ અને જિયોજેબ્રા માં ઓબ્જેક્ટ કેવી રીતે રદ કરવું
પ્રથમ ડ્રોઈંગ પેડની પ્રોપેરટીશ
ડ્રોઈંગ પેડ પર ગમે ત્યાં ક્લિક કરો અને પછી ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો
ડ્રોઈંગ પેડ પ્રોપેરટીશ વિન્ડો ખૂલે છે
તમે અહીં ડ્રોઈંગ પેડનો બેકગ્રાઉન્ડ કલર બદલી શકો છો
તમે અહીં અક્ષો ની પ્રોપરટીશ બદલી શકો છો બંને એક્સ અક્ષ અને અહીં વાય અક્ષ અને અહીં તમે ગ્રીડની પ્રોપરટીશ બદલી શકો છો
અમુક નોંધ લેવા જેવી પ્રોપરટીશ છે યુનિટ જે તમે અક્ષો માટે ઉમેરી શકો લેબલો જે તમે અક્ષો માટે ઉમેરી શકો અને એક્સ અક્ષ થી વાય અક્ષ નો રતિઓ એટલે કે ગુણોત્તર
જ્યારે આપણે સરળ ભૂમિતિ કરી રહ્યા હોઈએ તો આપણે સામાન્ય રીતે 11 ગુણોત્તર રાખવા ઈચ્છતા હોઈએ
જ્યારે તમે બંધ કરશો તો તમે કરેલા બધા ફેરફારો સંગ્રહાશે
હવે ડ્રોઈંગ પેડ પરથી ઓબ્જેક્ટ રદ કરવા માટે ઓબ્જેક્ટ ઉપર માઉસ ખસેડો હું બાહ્ય કોણ પર માઉસ ખસેડીશ જમણું ક્લિક કરો અને તમે નોંધ લેશો કે ઓબ્જેક્ટ નું નામ અહીં પ્રદર્શિત થશે અને પછી ડિલીટ કરો પછી ઓબ્જેક્ટ અદૃશ્ય થઈ જાય છે
ઓબ્જેક્ટ રદ કરવા માટેનો બીજો માર્ગ છે અલ્જેબ્રા વ્યૂ પર ઓબ્જેક્ટ ને પસંદ કરો તે ઉપર જમણું ક્લિક કરો અને ડિલીટ કરો
નોંધ લો કે જ્યારે હું કોણ ગામા ને રદ કરું તો આ લખાણ પણ અદૃશ્ય થઈ જાય છે કારણ કે તે કોણ ગામા પર આધારિત છે
મેં જે રદ કર્યું હતું તે જો હું અન્ડું કરવા ઈચ્છું તો ફક્ત એડિટ અને ઉંડો પર ક્લિક કરો અથવા CTRL ઝ દબાવો
જિયોજેબ્રા માં એક કરતા વધારે ઓબ્જેક્ટો ને રદ કરવા માટે સૌથી સરળ માર્ગ છે ડ્રોઈંગ પેડ ઉપર ગમે ત્યાં ડાબું ક્લિક કરો જે ઓબ્જેક્ટ તમે રદ કરવા ઈચ્છતા હોઉં તે બધા ઓબ્જેક્ટો ઉપર માઉસ ખસેડો ક્લિક ને અન્ડું કરો બધી આઈટમ પસંદ થયેલ છે અને પછી કીબોર્ડ ઉપર ડિલીટ કળ દબાવો
ફરીથી ચાલો ઉંડો પર ક્લિક કરી આ અન્ડું કરીએ
હવે હું ટેક્સ્ટ ની સિન્ટેક્ષ ફરી એક વખત સમજાવવા ઈચ્છીશ
લખાણ જે પ્રદર્શિત થવું જોઈએ તે ડબલ અવતરણચિહ્નોમાં હોવું જરૂરી છે જેમ ઉદાહરણમાં જોવા મળે છે
જિયોજેબ્રા ના ચલો ની વેલ્યુઓ માટે ચલનું નામ અવતરણ ચિહ્ન વિના વાપરો જેમ અલ્જેબ્રા વ્યુમાં જોવા મળે છે
વેલ્યુઓ સાથે અંકગણિત કરવા માટે ચલો ને કૌંસ અંદર વાપરો
અંતે લખાણને એકસાથે જોડવા માટે ચિહ્ન નો ઉપયોગ કરો
આગળ આપણે ખૂણા ના અને લખાણના બંધબેસતા રંગો માટે કેટલાક માર્ગો જોઈશું
હવે જો હું લખાણનો રંગ બદલવા ઈચ્છું તો હું જમણું ક્લિક કરી અને ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ પસંદ કરી કલર ઉપર જઈ અને રંગ બદલી ક્લોઝ ઉપર ક્લિક કરીશ
હવે હું અહીં કોણ ઉપર જઈશ જમણું ક્લિક કરી ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ ઉપર જાઓ
અહીં હું રીસેન્ટ વિન્ડો પસંદ કરી શકું છું અને ચોક્કસ બંધબેસાડવા માટે આ રંગ પર ક્લિક કરો
તે જ રીતે જો હું ઝૂમ વધારવા અને ઘટાડવા ઈચ્છતી હોઉં તો ઝૂમ વધારવા માટે હું અહીં ઝૂમ ઇન અને ઝૂમ ઘટાડવા માટે ડ્રોઈંગ પેડ પર ઝૂમ આઉટ વિકલ્પ નો ઉપયોગ કરીશ
કોણ એકમ બદલવા માટે હું ઓપ્શન્સ ઉપર જઈશ પછી એન્ગલ યુનિટ અને ડિગ્રીસ થી રેડિયન્સ માં બદલીશ
તેથી સારાંશ માટે હું જાણું છું કે કેવી રીતે કોણ નું માપ રેડિયન્સ થી ડિગ્રીસ કરવું હું ઝૂમ ઇન અને ઝૂમ આઉટ પણ કરી શકું છું
હવે અસાઇનમેન્ટ છે
ખાતરી કરવા માટે દોરો ત્રિકોણ નો બહિષ્કોણ વિરુદ્ધ આંતરિક ખૂણાના સરવાળા સમાન છે
નીચેના પગલાંઓ કરો
પોલિગોન ટુલની મદદથી ત્રિકોણ દોરો
કોઇ એક બાજુઓ ને લાઇન થ્રોગ ત્વો પોઇન્ટ્સ ટુલની મદદ થી લંબાવો
બહિષ્કોણ અને વિરોધી આંતરિક ખૂણા માપવા માટે એન્ગલ ટુલ વાપરો
પરિણામો પ્રદર્શિત કરવા માટે ઇન્સર્ટ ટેક્સ્ટ ટુલ નો ઉપયોગ કરો આ મૂવ ટુલ દ્વારા ખાતરી કરો અને ફ્રી ઓબ્જેક્ટો ને ખસેડો
હું તમને બતાવીશ કે મેં શું કર્યું છે
તમારે માત્ર મૂવ ટુલ નો ઉપયોગ કરી ફ્રી ઓબ્જેક્ટો ને ખસેડવાની જરૂર છે
તમે નોંધ લેશો કે બહિષ્કોણ હંમેશા વિરુદ્ધ આંતરિક ખૂણાના સરવાળા સમાન છે
હું સ્પોકન ટ્યુટોરીયલ યોજના જે ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છે તે માટે પ્રત્યુત્તર આપવા ઈચ્છું છું